એક મંદિર છે એની ઉપર ધજા લગાડેલી લાલ કલર ની બીજા મંદિરે લાલ કલર ની ધજા એના ઉપર કલર કરેલો છે સોનેરી કલર છે.

એક માંડવો નાખેલો છે એમા લાલ કલર ની પટ્ટી છે વ્હાઇટ કલર નો માંડવો છે એમા ર્ ગુલાબી સાડી વાળા બેન છે.

પસી બીજો લાલ કલર નો સફેદ કલર નો પીળા કલર નો કાળા કલર નો ખાટલો છે લાઇટિંગ છે બાર લગાડેલી બે ત્રણ ઝાડવા છે લીલા કલર ના.

ઘી કાટા લખેલુ છે ઘી કાટા મરાઠીમાં બી લખલુ છે અંગ્રેજીમાં બી લખલુ છે બોર્ડ છે.

એ રોડ સિધ્ધો જાય છે નાના નાના હરિ બંબા લગાડેલા છે બ્લેક કલર ના.

સાડી લટકાડેલી છે પીળી બ્લુ વાઈટ સ સ સરોવન સમોરન--

નીચે લીલા કલર નું પાથરેલું છે આજુબાજુમાં ચંપલ કાઢેલા છે એક બેન ખુરચી ઉપર બેઠા છે.

બાજુમાં એ બિલ્ડિંગ છે એમા બારીઓ છે આજુ બાજુમાં ઝાડવા છે રોડ ઉપર પાણી છે.

અંદર જવાનો રસ્તો છે આજુ-બાજુમાં ફુલડા છે આજુ-બાજુમાં --

એક વાઈટ કલર ની ફુગ્ગાની રિંગ કલી છે એમા વાદળી કલર લગાડેલો છે ફુગ્ગા--

મશીન લગાડેલું છે બાર અંદર જતા ફુગ્ગા લગાડેલા છે પીડા લાલ સફેદ.

વ્હાઇટ કલર નુ ટેબલ છે ફરતા-ફરતા એક ખુરચી છે એનો કોફી કલર છે કાળા કલર ની --

મા માટલા છે ગોલ માટલું છે વાવ.

ઉભુ માટલુ છે અને ચકલી લગાડેલી છે ઝાડવાના કુંડા છે એક ઝાડવુ છે લીલા કલર નુ.

કલર ની ઝંડા લગાડેલા સે આજુ-બાજુ ઝાડ ઝાડવા છે માણસો છે પોસ્ટર લગાડેલું છે ત્રિકોણ જેવી ડિઝાઇન કરેલી છે.

એક વેફર નું પડીકું છે બાલાજીનું પડીકું છે બે પારલે બિસ્કીટ છે.

ગાજર ટીશર્ટ વાળો છે એની બાઇક પીડા કલર ની છે એક સફેદ શર્ટ વાળો છે એક કાળી ટીશર્ટ વાળો છે.

દોરી છે એના ઉપર રૂમાલ હુકવેલો છે એક વાદળ સ પીડા કલર નો છે એક છે.

પોપટી કલર એક ટેબલ છે ખોખું છે ફ્રીજ છે એક બાજુમાં બાટલો પડ્યો છે મોટો.